તમારો અવાજ બઉ ધીમે આવે છે.

હમ clear જ છે. કશું નઈ match જોવું છું.

Melbourne Renegades

અત્યારે જે છે batting ચાલે છે. MLS ની stars

અત્યારે ત્રેવીસ run થયા છે ત્રણ over માં. શું લાગશે કયું કોણ જીતશે અત્યારે?

થઈ ગયું છે કે એ બાકી છે?

અત્યારે તો normal match ચાલે છે આજે Legue ની હજુ qualification ના થાય લ્યા. એવું છે okay એટલે કેટલા match થયા છે? મતલબ લગભગ અમ target હોય છે ને કે પચાસ સો જેટલી match થાય ત્યારે પછી કે final થાય છે. Point હોય match જીતો point મળે એના પછી આવે. Points table જોઈ લે Google પર, ખબર પડી જશે. અત્યારે top પર તો એ એ નથી ખબર પણ છે કોઈ એક team ગણાઇ દઉં તને અત્યારે જે top પર જે team છે ને PRA છે.

એની કોઈ જાણકારી નહિ IPL હજુ. અત્યારે સોંથી મોંઘુ એ some currant કેવું છે ને some current કેટલું લગભગ સતરા કરોડ માં અત્યારે આવ્યું છે ખરીદી છે મતલબ પંજાબ ને પંજાબ એ કયું મતલબ team એ ખરીદયું છે.

પંજાબ એ ખરીદી હસે. હમ એને જ લીધો હસે મુંબઈ માં તો અત્યારે જે હતો pollard એ તો નીકળી ગયો છે અત્યારે retirement થયી ગયું છે.

ધોની તો હવે ખબર નહી હજુ એને પૈસા જોયતા હોય તો રમે. એક તો એમ હતુ બાકી તો અત્યારે last year તો છે એનુ અત્યારે લગભગ last year છે એનુ IPL last year બાકી તો next year થી CSK નુ captain કોણ રેહશે ખબર નહી ભાઈ તને શું લાગે કોણ રેહશે? હવે કોણ રેહશે એમ ban stocks લીધો ને એને રાખશે. ban stocks રેહશે મારા હિસાબ થી તો ભાઈ સુરેશ રૈના પણ બી retirement થયી ગયું છે એનુ કોઈ ના કોઈ તો રેહશે ભાઈ બાકી તો આપણે next year થી તો હું RCB ને support કરશું RCB ને support કરશું. આપને બધી ને support કરાવ હમ જીતે કોઈ બી આપણને શું છે આપણે મજા જ નથી આવતી એટલી IPL જોવા માં પેલા બૌ આવતી હતી. કેમ મજા કેમ નથી આવતી big bash league જોવા માં મજા આવે છે. એમાં મજા આવે આમા IPL માં છે ને એ બધુ અલગ અલગ આવે એકદમ તો આવે ત્યારે પછી interest આવે અત્યારે ના આવે

સાંભળ્યું તુ કે big bash league માં અત્યારે પંદર run માં all out થયી ગયું હતુ એક team હમ એક team થયી હતી એનુ નામ નથી. SYT મારા ખ્યાલ થી sad n thunder હતી કઈ હતી.

થઇ હકે થઇ હકે બધુ થઇ હકે possible છે. cricket માં બધુ everything possible કદાચ બધુ possible છે.

બાકી અત્યારે શું કરે છે ઘર માં છે કે બહાર ગયો છે? કીધું તું લ્યા match જોઉં છુ ઘર માં બેહિને ok અત્યારે કોઈ plan van છે બહાર જવાનો?

સોમનાથ ને દ્વારકા ન્યા પણ જૈયે. સોમનાથ અને દ્વારકા બંને નજદીક માં જ છે.